અને હવે છેને આબુ માં આ લોકો એ હવે છેલ્લા પાંચ-છ વરસ થી એવું ચાલુ કર્યું છે કે, તમને પેલા શું છે કે આમ આપડે કોઈ ભી જગ્યા એ જઇયે એટલે હોટેલ હોય બરાબર છે. તો, હવે એમાં એવું છે ને કે તમને એ લોકો આખો એક બંગલો આપી દે તમને. તમારે એ બઁગલા માં રહેવાનું અને એક કારણ કે તમારું દસ મીનિટ પર સો ભલે એક family સારી family હોય પણ દસ તમે દસ મેમ્બર્સ હોય તમને એક બઁગલો આપી દેય એ લોકો. એ બઁગલા માં જો તમે એમ કો કે ભાઈ અમે જાતે અમારી રીતે રસોઈ બનાવીશું તો એ રીતે આપે છે એ લોકો તમને. તમે એક કો કે ભાઈ અમને ખાલી તમારે રસોઈયો આપવાનો બાકી બધું અમે સાચવી લઈશું તો હવે શું છે કે એ લોકો આખો બઁગલો આપી દેય છે તમને. આપડે જે લોકો ને એવું કઈ ઘર નું પેલું આપડા ને પાટડા નઈ. પેલું હોટેલ માં કેવું કે તમે રૂમ માં ગયા ને પછી તમ બધું સર્વિસ મંગાવો ને એવું બધું થઈ જાય. પણ હવે આ જે નવો આ એક ચીલો પડ્યો છે કે the trend જે કહીયે એ સારું છે આમ. તમે ત્યાં તમારી રીતે રસોઈ બનાઈ શકો. તમને આખો બઁગલો જ આપી દે અને plus બઁગલા જે છે એ ભી એવી જગ્યા હોય છે તમને આમ નેચરલ લાગે. તો તમને એવું લાગે કે ચાલો આપડે જે ભીડભાડ જે છે એ ત્યાંથી દૂર છે અને આપડી મનગમતી જગ્યાઓ માં આપડે ફરી શકીયે અને સાથે એને આરામ કરીયે તો ભી આપણ ને સારું લાગે. અને હવે છેને ગોવા માં ભી હવે આવું બધું તો થવા માંડ્યું છે. મને તો જો કે એટલો અનુભવ નથી. પણ કદાચ the trend અત્યારે આબુ માં આવ્યો છે. બઁગલા આપવાનો public ને રહેવા માટે એવું કદાચ ગોવા માં ભી હવે એવું ચાલુ થયું હશે.

અચ્છા, બરાબર. હાં, એતો છે. સાચી. અમ ના, હું ક્રુઝ માં નથી ગયો અમ હવે જેમકે આપડે The ideal vacation ની વાત કરીયે તો હા હું એકવાર અમ India ની બહાર ગયો હતો ત્યાંના જે બીજુ દેશ છે. ત્યાં ગયો હતો પણ એ ત્યાંનો તો international જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ છે એ આપડે એમાં તો જમીન આસમાન નો તફાવત હોય છે. એટલે એ આખી વાત અલગ છે. ત્યાં જે એ ક્રુઝ માં હું નતો ગયો પણ હા એ લોકો નું ને આપડે કારણ કે જે લેક કેવાય. કેનેડા નો જે મેઈન બવ મોટો લેક કેવાય છે પણ આપડે કદાચ એમ તો કહેવાય નઈ કે બવ મોટો છે એ. પણ ત્યાં હું એ લોક ની bots જે હોય છે નાઇગેરા ફોલ્સ છે. એ ક્રુઝ જ કહેવાય આમ તો જો. આપડે નાઇગેરા તો બવ ફેમસ છે એ તો ફોલ્સ. એ વખતે હું ક્રુઝ માં ગયો હતો. કે એ લોકો તમને નાઇગેરા ફોલ્સ જ્યાંથી ચાલુ થાય છે ત્યાં સુધી તમને લઇ જાય ને પાછા લાવે. એટલે આ તે ક્રુઝ ની વાત કરી એના ઉપર થી મને યાદ આવ્યું. કે, હા હું ગયો હતો પણ એ આંતરરાષ્ટ્રીય પ્રવાસ જેમની સાથઈ કેનેડા હું ગયો એ વખતે ના છે. આખી અમ માઉન્ટ આબુ ને એમાં તો હા છે હવે તો સિખારા બંધ થાય ગઈ છે. સિખારા પેલા બોવ ફૂટતી તી. પણ ત્યાંથી બોટ્સ બધી બવ હોય છે પણ અમ એ લોકો અને અમ જે પ્રવાસીયો હોય છે એમને મજા ભી આવે છે. પણ, હું બોવ વાર ગયેલો છું એટલે હું આવું બધું જે એમની વાત કરીયે બીજી જગ્યા ઓ બધી સિંગજાંતવીયર ત્યાં જવાનું મને વધારે ગમે. અમ ક્રુઝ ની તે વાત કરી હા, ગોવા ની ક્રુઝ તો ફેમસ છે જ. એટલે એમાં તો કઈ કહેવાનું જ ના આવે. સાચી વાત ને?

હા તે આ ખાવાની વાત કરી ને તેના ઉપર થી મને યાદ આવ્યું કે આબુ માં અમ હું જેમકે મેં વાત કરી એવી જગ્યા એ જવું કે ત્યાં વસ્તી બોવ જતી ના હોય. તો, હું જેમકે આપડે ઉનાળા માં જઇયે બરાબર આપડે છોકરાઓના વેકેશન પડે ત્યારે આપડે અમ ઉનાળા માં કેરીઓ આવે બરાબર તો આપડે અહીંયા ગુજરાતમાં ભી એ જ season માં આવે ત્યાં જે કેરીઓ આવે ને એ આપડે કરતા અલગ હોય છે. પાકેલી કેરીઓ ના આવે પણ કાચી કેરી આવે. એ તમે જાણો કે કોઈ એવી જગ્યા એ જાઓ જ્યાં વસ્તી જતી ના હોય તો ત્યાં તમને ત્યાં ઝાડ પર કેરીઓ લાગેલી જ દેખાય છે તમને. તમને એવું લાગે કે કાચી છે પણ તમે એ ખાઓ ને તમે મસાલો ને એ લગાડીને ખાવ અને એ જે તેની મીઠાસ હોય છે એ આખી વાત જ અલગ છે. અને એ આમ દેખાય કાચી કેરી પણ આમ ખાવાની બોવ સારી હોય છે. એ હું જયારે ભણતો હતો ત્યારે ભી હતી અને હજુ ભી છે. અને એટલા માટે સચવાઈ રહી છે કેમકે, એ એવી બધી જગ્યાઓએ કેરીઓ હોય છે કે ત્યાં વસ્તી ને ખબર જ નથી હોતી અને જતી નથી. હું એક જાઉં ઉનાળા માં કેમકે છોકરાઓનું વેકેશન હોય અને હું એવી જ જગ્યાઓએ મને પેલા થી ખબર હોય કે હું આ ત્યાં જઈશ એટલે મને આ ચીજ મળી જ જશે એટલે ફૂલ એવી જ તૈયારી સાથે જવું એટલે મને હા તે જેમકે કાજુ ની વાત કરી એમ આ જે એક વાત છે તે મને યાદ છે માઉન્ટ આબુ ની તે આ કેરી ની છે. એ, ચમની આપે ખાવામાં કોઈ ભી ટાઈમે તમને ને તમને આડ-અસર થાય નઈ કેમકે તમે fresh ખાવ છો એવી. અને તે કાજુ ની વાત કરી હા મને કાજુ નું એક છે ગોવા માં અને એક અને જે કી છે શરબત કાજુ નું અમને આપ્યું હતું એ મને હવે આવ્યું તે કીધું ત્યારે. તારી વાત સા સાચી છે. ત્યાં કાજુ મળે છે ગોવા માં અને સારા મળે છે. સાચી વાત ને? બસ બીજું તો હવે જોઈએ આ કોરોના માં હવે પ્લાનિંગ કરીયે છીએ આ ઉનાળા માં જેમકે હવે બે-એક મહિના પછી છોકરાઓને વેકેશન પડશે. પણ મારા જે list માં તો અત્યારે The ideal vacation માં આવવું જ છે. ટોપ લિસ્ટ પર. અમ તારા માટે ભી જેમકે તે ગોવા કીધું છે પણ છે બીજું કોઈ destination ત્યાં સુધી

તું જે આગરા ની વાત કરે છે. એ તો સારી જ વાત છે કેમકે, ચાલો એ બહાને આપણે અહીંયા તાજમહેલ છે જે આખી દુનિયા માં બવ famous છે. એ એને જવું જોઈએ મેં તો જોયું નથી. એટલે તારી વાત તો સાચી કે આપડે Planning કરીયે સો ટકા, અને બધા એકાદ બે મહિના માં છોકરાનું વેકેશન પડે એટલે માળીયે આપડે સાથે પાછા. અને શું આ વખતે ક્યાં જવું છે એ બધું આપડે વિચારી રાખીયે. પણ કરીયે કંઈક આ વખતે planning.

હલો HDFC Bank ના manager વિશ્વજીત સાથે આપ વાત કરી રહ્યા છો. આપ કોણ બોલી રહ્યા છો? હા madam જો આપને Bank related કોઈ બી problems હોય તો એની query કે verification તમારે જોતું હોય તો હુ એ તમને નિશ્ચિંતપણે આપી શકીશ. અમ ઓકે madam હુ તમને એની સંપૂર્ણ માહિતી આપીશ જ. અમ પણ એ બટ એ પેલા થોડાક જે પ્રશ્ન છે એ હુ તમને પૂછી શકૂ? okay madam. તો madam હુ પહેલા આપનું પૂરું નામ જાણવા માંગીશ. okay madam thank you હિરલ હિતેશભાઈ પડિયા okay madam. હા madam હુ તમારો account number જાણી શકું? હા madam તો મને પાછળના six digit જણાવી દેશો?

zero three okay madam. અમ just two minutes હુ તમને જણાવી દવું કે શું problem થયો છે okay madam અમ તમારો account અહીંઅત્યારે open થઈ ગયું છે અમ એની અંદર જે process છે તમારું અત્યારે account blocked થયું છે. બરોબર? તો madam તમારે અ bank ની અંદર છેલ્લા six month થી કોઈ સંપર્ક જ નથી બરોબર. તમારું last જે અહિયાં બતાવી રહ્યું છે તો last transaction તમારું દસ હજાર પાંચસો નું છે બરોબર. અને એ સાતમાં month નું છે. પછી તમે bank સાથે કોઈ contact નથી રાખ્યો અને madam આપણે બે mails મોકલેલા છે. જે તમારું account આ રીતે block થયેલું છે. જેનો તમે કોઈ reply બી નથી આપ્યો તો એના કારણે તમારું account block હા madam આઈથી કદાચ તમને contact કરવામાં બી આવ્યો હશે but તમે કહો mobile ચોરી થઈ ગ્યો તો contact બી ની થયો હોય તમારો.

કસો વાંધો નઇ madam, જે થયું હોય એ એમાં કઈ આપડે એટલો બધો બી કોઈ અમ issue બી નથી, અમ તમે તમારો account જો new account ખોલાવા માંગતા હોય તો બી વાંધો નથી અને જો આ account ને તમારે unblocked કરાવું હોય તો એ પણ થઈ જસે અને એના માટે તમારે એક process કરવાની રહેશે, તે process કર્યા બાદ, તમને વચ્ચે છે ને તમને option જે મળશે. અને એમાં તમારું account unblocked કરી દેવા માં આવશે but તમારે એને charge દેવાનું થશે જે પણ penalty charge લાગે તે penalty charge ભરી દયો તો અમે તમને account ફરીથી open કરી દઈએ. ના madam એના માટે તમારે એક application form તમારે fill up કરવું પડે છે તે online બી થાય છે અને offline બી થાય છે. બરોબર? બન્ને ની process હુ આપણે જણાવી દઉં છું, તમને જે ઠીક લાગે તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો. okay madam, તો તમે અહીંયા જ્યારે આવશો ત્યારે અમારા inquiry department માંથી છે ને તમે કોઈ પણ વ્યક્તિ ને કહેજો તો તમને છે ને unblock કરવા માટે નું form આપી દેસે જેમાં તમારે તમારી પૂર સંપૂર્ણ વિગત સાચી લખવાની રહેશે. મેડમ, the parts of unblock in the new account the process તમે ન new account ખોલાવી રહ્યા હોય તે એટલીજ process તમારે આની અંદર રહે છે. but તમારે તમારી signature કે તમારા photograph એવું બસુકશું આપવાનું નથી હોતું, તમારી જે basic details છે એ બધી fill up કરવી પડશે એના માટે ભી તમારે verification થઈ શકે તો તમે સાચી રીતેજ enter કરો, એ રીત ની હુ તમને સલાહ આપી રહ્યો છું. હા madam, તમારે એમાં અહીં અંદર નવા mobile number તમે enter કરી દેજો, બરાબર? અમે એ number હવે છે ને તમારા enter કરીન જૂના number હશે એ અમે કાઢીને અહીંયા link કરી આપશું.

okay madam, તો અમ first તો તમારે જે branch તમારી છે બરોબર? તમે મારી branch માં જે account હોય તો મારી branch નું તમારે પેલા નામ જણાવું પડશે ઉપર. પડખે પાસે જે તમારે dates લખવાની રહેશે. ત્યારબાદ, તમારે account number તમાંરે લખવાનું રહેશે. જે account તમારું block થયું છે એનો account number સાચી રીતે બે વાર check કરી લેજો. એ account number લખતા. હા madam, એ account number લખ્યા પછી તમારે તમારું પૂરું નામ જણાવવાનું રહેશે જે તમારા passbook માં આપેલું છે.

અમ email id હોય તો email id. પછી, તમારું address. બરોબર? જે postal અને current આ બંને address તમે જો નાખ્યા હોય તો એ

હા તો, એ કદાચ address એવું બને incase કે તમે address ભી બદલાવેલું હોય તો તમારે new address હોય તો તમારે આ process સાથે સાથે થઇ જાય. એનું પછી તમારે અલગ form ના ભરવું પડે એટલે. હું એટલે સલાહ આપી રહ્યો છું તમને.

એટલે આની અંદર તમે જેટલી details madam બદલી ને નાખશો ને એટલી details તમારી change automatic થઇ જશે અન્યથા જો આની અંદર તમારી જૂની details આવશે તો નવી details માટે થઈને તમારે ફરી process કરવી પડશે form ની હા madam મેં તમને પેલા કીધું કે parts of new account process તમારે આ એનો એક ભાગ જ છે એમ જ સમજવાનું. ખાલી તમારી signature old ચાલે છે ને તમારો photo old ચાલે છે બાકી બધી details તમારી બદલાહે. બરોબર? તો madam તમે address નાખી દો પછી તમારે city pincode બરોબર? પછી તમારે nationalism, તમારું state એ માહિતી ભરી દેવાની. ત્યારબાદ તમારે main જે છે બરોબર? કે account જે block થયું છે બરોબર. એની અંદર તમારે એ details પણ ની જે માહિતી છે એ તમારે read કરવાની રહેશે. કે, આ કારણે મારુ account જે block થયેલું હતું બરોબર. એમાં અમે લખેલું છે કે ભઈ એની અંદર કે મારા personal કારણોસર આ account block થઈ ગયેલ. નોતી બરોબર, હવે હું મારુ આ account ફરી થી open કરવા માંગુ છું. અને એની કોઈ પણ જવાબદારી છે બરોબર account block થયા ની એમાં bank કોઈ અમ કારણસર જવાબદાર નથી. એના સંપૂર્ણ કારણસર જવાબદાર હું છું.

હા madam type કરેલું હશે ખાલી તમારે ઉપર તમારું નામ જ લખવાનું રહેશે. બરોબર? ત્યાં blank હશે એ blank તમારે ભરવાની. ત્યાં નામ લખી લીચે signature કરી દેશો. બરોબર? અને પછી madam તમારે એક slip ભરવી પડશે બસો ને સત્તર રૂપિયાની. જે અમારો penalty charge છે. બરોબર? એ તમારે ભરવાનો રહેશે. એમાં તમારે તમારું નામ, account number બરોબર?

તે નો તેનો કોઈ charge જે હશે બરોબર? અન્યથા તમારે પેલા પંદર દિવસ માં કપાવશે બરોબર જો નો charge પૂરો થઈ ગયો હશે વરસ નો વચ્ચે તો એ બી તમરે account માંથી delete થશે કચાચ cheque book હશે અને cheque book તમને મળી હશે અને જો એનો charge લેવામાં નઈ આવ્યો હોય તો એનો charge પશે but તમે reason જે reason એ જાણવા મળશે. કે સેનો charge કાપવામાં આવ્યો છે. ઓકે madam? અને બીજી madam તમને એક માહિતી હવે આપી દઉં કે ક્યારેય બી જો તમારે આવુ બી કોઈ કારણ થાય અને તમે bank process ન કરી શકો તો હવે પછી થી તમે online પણ process કરી શકો છો. તેની અંદર તમારે અહીં નથી આવવાનું હોતું. કે ભાઈ આપડે એક તો policy છે જ કે દર ત્રણ મહિને તમારે એક transaction કરવું બરોબર? અને તમને એમ થાય કે bank એ નથી જવું તો online તમે payment કરીને કે online તમે અમારા account તમારા account માં પૈસા ભરી ને તમે process કરી શકો છો. એની madam application ભી છે. HDFC Bank ની HDFC app તમે લખશો તો એ ભી આવી જશે અને આપ બીજા paytm કે gpay છે કે phonepe. otherwise કોઈ પણ અમ online money transfer ના જે platform છે એમાંથી ભી તમારું account number enter કરીને તમે આ વિશે માહિતી મેળવી શકો છો. અને પૈસા ભી ભરી શકો છો.

ના, તમારા account માં પૈસા જમા થાય જશે અથવા તમે તમારા account માંથી બીજી વખત payment કરી શકો.

કઈ રીતે, તેનો ઉપયોગ કઈ રીતે થાય છે. એમાંથી શું શું benefit છે. as a manager હું એટલો બધો સમય હું નઈ આપી શકું એટલા માટે માફી ચાહું છું. કે હું તમને બધું સમજાવી નઈ શકું.

હા મેડમ એનો helpline number hdfc helpline number છે one eight zero zero one eight zero zero one one five five eight eight okay madam હું આપની બીજી કોઈ ભી મદદ કરી શકું આપને કોઈ પણ પ્રશ્ન હોય અને તમે Bank માં આવો અને તમને કંઈક ખબર ના પડે તો તમે મારા employee depatment ના કોઈ ભી employees પાસે થી form fill up કરાવી શકો છો. જે તમને ક્યારેય કોઈ વ્યક્તિ ના નહિ પડી શકે.

okay તો સંતો તમને બધા ને ખબર જ હસે હવે કે જ્યારે આપણે સ્વધ્યાય ના દાખલા ગણીએ છીએ ત્યારે તમારી પાસે textbook હોવી જોઇયે, calculator હોવુ જોઇયે, book હોવી જોઇયે, pen હોવી જોઇયે અને જ્યા logbook ની જરુર પડે તો logbook પણ સાથે રાખવી. જ્યાં જરૂર પડે ત્યાં જોઈ લઈશું આપણે. બરાબર છે બરાબર okay? તો textbook ready? બધુ ready કર નાખો. થઈ ગયું ચલો, તો હવે આપડે સરુ કરીયે છીએ સ્વાધ્યેય ના પેહલા પ્રશનની સાથે સ્વાધ્યય નો સાત પોઇન્ટ એક માં નંબર નો પ્રશ્ન. ચલો સુ કે છે. એક સમાન દળ ધરા દળઘનતા ધરાવતા એક સમાન દળ ઘનતા ધરાવતા પેલું એક ગોળો, પછી બીજું નાળાકાર, પછી રીંગ અને ચોથુ સમઘનના. આ દરેક પદાર્થ ના દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન જણાવો. શુ પદાર્થ નું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થ ની અંદર ના ભાગ માજ હોય તે જરૂરી છે? આવો પ્રશ્નો પૂછ્યો છે. અપડે આકાર લખતા જઈશું. પેહલો છે ગોળા માટે. બીજો છે નાળાકાર માટે. અને ત્રીજુ છે રીંગ માટે. ચોથુ છે સમઘન.

દળ ઘનતા સાવ simple અને પેહલા પ્રશ્ન થી શરૂઆત થાઈ છે. શું બધા સૂત્ર માટે કેન્દ્ર પદાર્થ ની અંદર ના ભાગ માં તરીકે જરૂરી છે? હમ દ્રવ્ય માર્ગની અંદર નું સ્થાન જણાવો. okay.

ક્યાં હોય તો કે ગોળાના મધ્ય બિંદુ ઉપર હશે. અને એનું ભૌમિતિક કેન્દ્ર પણ કહેવાય. okay? તો આ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વર્તુળ નથી ગોળો છે. તો આવી રીતે કરીએને તો ખબર પડે ગોળો છે. દ્રવ્યમાન કયાઁ હસે એના કેન્દ્ર ઉપર આ રીતે. તો જો આ નકર ગોળો હોય. કેવો? નક્કર ગોળો હોય તો દ્રવ્યમાન ગોળાની અંદર હશે. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હસે? ગોળાની અંદર તેના કેન્દ્ર ઉપર હસે. અને જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર આવેલું છે,

ટૂકમાં બોલું છું, આ રીત ની રીંગ હોય. તો આ રીંગ નું દ્રવ્યમાન કેન્દ્રથી અહીંયા ક્યાક હોય. પણ, દ્રવ્યમાન કેન્દ્ર છે રીંગ ની ક્યાં છે? તો કે રીંગ ની બહાર છે. કઈ વાંધો નઇ.

ધારો કે નળાકારની અક્ષ છે. okay આ નક્કર નળાકારની અક્ષ છે. તો નળાકારની અક્ષ પર અને એ અક્ષ ના મધ્યબિંદુ ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર રહેલું હોય. okay તો નળાકાર માટે પણ ક્યાં આવેલું હસે? તોહ કે અંદર બરોબર અને એની ક્યાં હસે તોહ કે અક્ષ પર હસે અને અક્ષના મધ્યબિંદુ પર હશે. ready? પછી સમઘનની વાત કરવા માં આવે આ રીંગ છે. રીંગ અને હવે આપણે વાત કરીસું સમઘનની. તો સમઘન તમને બધાને ખ્યાલ છે આ કૃતી ખબર જ છેને? સમઘન એટ્લે box ખોખુ. okay સમઘન એટ્લે આ રીત નુ. હવે આ નક્કર સમઘન છે અને અંદર ભરેલું છે. તો એના વિકર્ણ હોય. ધારોકે, અંદર ના વિકર્ણ એટ્લે આ રીત ના એક વિકર્ણ થશે છે બરોબર. પછી આને આની હાથે જોડી દે બીજો વિકર્ણ થશે. પછી આને આની હારે જોડી ડે એટ્લે ત્રીજો વિકર્ણ પછી અને આની હારે, તોહ બધા વિકર્ણ નું બે આંખે આગડ બિંદુ મડે ત્યાં આગડ સુ હોય તો કે દ્રવ્યમાન કેન્દ્ર હોય. તો આના માટે પણ સમઘનની ક્યાં હસે. તો પછી અંદર ના ભાગ માં હસે. અને કઈ જગ્યા પર આવેલું હસે? તો કે વિકર્ણોના બધાજ વિકર્ણના છેદબિંદુ પાસે. okay રહેલું હશે. હવે પ્રશ્ના માં આની એમ કીધું છે કે, સુ કીધું તું પાછળ? કે શું પદાર્થ મિત્રો દ્રવ્યમાન કેન્દ્ર ની અંદર ના ભાગ માં જ હોય તે જરૂરી છે? તો કે ના રીંગ માં અહીંયા આગડ તમે જોવો પદાર્થ ની બહાર ના ભાગ માં છે. પછી ધારોકે આ નક્કર ગોળાની બદલે પોલો ગોળો આપેલો હોય તો? અહીંયા આગડ નક્કર નડાકાર બદલે પોલો નડાકાર હોય તો? એ ક્યાં હસે? તો કે પદાર્થ ની બહાર ના ભાગ માં કેહવાય. બરાબર કારણ કે અહીં તપાસયુ હતું કે અહીંયા થી બહાર ના ભાગ માં હસે. football નો દડો હોય તેનું દ્રવ્ય માં કેન્દ્ર સેંટર માં હોય પણ અહીંયા football કોઈ મટિરિયલ હોય નહીં. પોલા નળાકારમાં પણ સુ હોય? તો નળાકારનું મટિરિયલ તો બીજી જગ્યાએ છે પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હશે? અને ત્યાં કોઈ મટીરીયલ રહેલું નહીં હોય. okay? તો ચાલો એકદમ simple પ્રશ્ન છે. લખી નાખો ફટાફટ સાત પોઈન્ટ એકમાં નંબરનો. ચાલો, લખી નાખજો વિડીયો પોજ કરીને. ચાલો, જવા દઉં છું હો ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું સ્વાધ્યાયનો સાત પોઈન્ટ બે નંબર નો પ્રશ્ન શું કહે છે? એક HCL અણુમાં હાઇડ્રોક્લોરિક એસિડ ના અણુમાં બે પરમાણુમાં nucleus વચ્ચેનું અંતર. ન્યુક્લિયસ એટલે સાવ કેન્દ્રમાં હોય. જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય હાઇડ્રોજનમાં ખાલી એકલો પ્રોટોન જ હોય. તો, one H one તો હાઈડ્રોજનના બીજા બે સમસ્થાનિકો છે એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા. એટલે હાઈડ્રોજન સૌથી હલકો દ્રવ્ય બરાબર. હવે ન્યુક્લિયસ એટલે એમાં ઇલેક્ટ્રોન મેળવવાના હોય. ન્યુક્લિયસ ક્યાં હોય સેન્ટરમાં હોય. એ બે ન્યુક્લિયસ. એટલે કે ક્લોરીનનો ન્યુક્લિયસ અને એક હાઈડ્રોજન નો ન્યુક્લિયસ. એ બે વચ્ચેનું અંતર કેટલું છે? તો કે એક પોઇન્ટ સત્તાવીસ એંગસ્ટ્રોમ. હવે એંગસ્ટ્રોમ છે એક એંગસ્ટ્રોમ બરાબર દસની માઇનસ દસ ઘાત મીટર થાય. okay આ ખાસ યાદ રાખવાનું છે conversion. ક્લોરિન અણુ એ હાઈડ્રોજન પરમાણુથી લગભગ પાત્રીસ પોઈન્ટ પાંચ ગણો દળદાર છે. ક્લોરિનનું દળ છે એ હાઈડ્રોજન કરતા પાત્રીસ પોઈન્ટ પાંચ ઘણો વધારે છે એવું સમજો. અને લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસ માં કેન્દ્રિત છે. તેમ આપેલ છે. તો અણુના centre of mass નો આશરે સ્થાન શોધો. હવે પહેલા આપણને જે પૂછે એના પરથી આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. અને પછી આપણે આગળ વધશું. okay? હાઈડ્રો HCL છે ને એટલે આપણે અહીંયા દાખલા તરીકે તો એને H વડે દર્શાવાય. પછી અહીંયા આગળ ધારો કે અહીં આગળ ક્લોરિન છે. okay? એને CL દર્શાવાય. આ બંને વચ્ચેનું જે અંતર આપ્યું છે એ એક પોઇન્ટ સત્તાવીસ એંગસ્ટ્રોમ છે એટલે એક પોઇન્ટ સત્તાવીસ એંગસ્ટ્રોમ બે વચ્ચેનું થઈ ગયું અંતર. ready ચાલો okay? પછી બાકીનું જે છે એ આપણે લખી નાખીશું. okay હવે એની આગળ ધારી લઈએ ધારો કે, આપણે ધ્યાનથી જોઈ લઈએ શું કરવાનું છે? ધારો કે, અમ HH નું દળ એનો એકમ. okay? પછી CL નું દળ. તો કે આના કરતાં કેટલા ઘણું કીધું છે? હાઈડ્રોજન કરતાં પાત્રીસ પોઈન્ટ પાંચ ગણું. તો પાત્રીસ પોઈન્ટ પાંચ M એકમ. હવે જેનું દળ વધારે હોય એ તરફ દ્રવ્યમાન કેન્દ્ર હોય common છે. અને બંનેને જોડતી રેખાઓ પર હોય. દ્રવ્યમાન દળ ક્યાં હોય બંને દળ બંનેના દળને જોડતી રેખાઓ પર ક્યાંક આવેલો હોય.

દ્રવ્યમાન કેન્દ્ર છે, એના માટે આપણે જરૂર પડશે ને આપણે આપણી રીતે નક્કી કરવાનું છે. દ્રવ્યમાન કેન્દ્રની રીત આપણે આપણી રીતે નક્કી કરી નાખી. કે ધારો કે અહીંયા થી છે ને આ એક છે. અને અહીંયા થી ઉપર તરફ છે તે ઈ આ, છે. ને આ જે બિંદુ છે ત્યાં આગળ ત્યાં શું છે ત્યાં આગળ zero zero છે. okay. zero zero છે. અહીંયા આગળ આપણે x અક્ષ ઉપર જ જરૂર છે. અત્યારે આપણે બંનેમાં zero zero રાખીએ કંઈ વાંધો નહીં. ઉગમબિંદુ છે ટૂંકમાં આપણે તેને નામ આપી દઈએ . okay? બિંદુઓ ઉગમબિંદુ છે હવે આપણે જાણી લઈએ અહીંયા થી આજે અંદર છે ધારો કે, તો આ માત્ર મૂલ્યથી તો અહીંયા થી અંતર કેટલું થાય? ટોટલ કેટલું છે? એક પોઈન્ટ સત્તાવીસ. એમાંથી કેટલું બાદ કરવાનું તો કે એક જેટલું. તો વધે કેટલું? એક પોઈન્ટ સત્તાવીસ માઇનસ એક. આટલું અંતર થાય? અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે. સમજાયું આકૃતિ કેવી રીતે બનાવી? અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે ઉગમબિંદુ પાસે એટલે ઝીરો ઝીરો થઈ જાય. okay very good. ચલો હવે આગળ વધીએ અમ અમ અને અડધું પડતું, કે અહીં અમ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એનું સમીકરણ આપણે દ્રવ્યમાન કેન્દ્ર છે એને આપણે ધારો કે X અક્ષ ઉપર છે એટલે એક્સી અંક લેવું હોય તો એ છૂટ સેન્ટર ઓફ માસ . M one આરવાન સદીસ વત્તા એમ ટુ આર ટુ સદીશ એમ વન વત્તા એમ ટુ આ દ્રવ્યમાન કેન્દ્ર નું સમીકરણ છે. પરંતુ, આરવાન સદીસ. બરાબર શું થાય જુઓ તો જરાક આરવન સદીસ એટલે હું એક્સ અક્ષ પર આવે ને? આ બાજુ પ્લસ એક્સ આ બાજુ માઇનસ એક્સ ઋણ અક્ષ પર એનું અંતર હાઇડ્રોજન અક્ષ પર એનું અંતર કેટલું છે? તો કે એક્સમા ડાબી તરફ છે એટલે માઇનસ ગણવાનું. તો માઇનસ એક્સ, એક્સ અક્ષ પર છે. તથા. અમ આર ટુ આર ટુ સદીશ છે જમણી તરફ છે. જમણી તરફ હોય તો પ્લસ ગણવાનું. એટલે એક પોઈન્ટ સત્તાવીસ માઇનસ એક્સ. અને એ પણ થઈ જશે . પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણે શું લીધું છે? ઉગમ બિંદુ શિરોબિંદુ લીધું છે. તેથી અહીં RCM is equal to zero. એક જ હોય એટલે એમાં એક જ લખવાનું એમાં જીરો જીરો લખવાની જરૂર નથી. માટે આમાં તો કંઈ છે જ નહીં. એટલે આ ઝીરો થઈ જશે તેથી તમે શું લખી શકું એટલે કે ઝીરો બરાબર. એમ વન આર વન. એમ વન એટલે કે હાઇડ્રોજનનું દળ H નું દળ ten એકમ. હવે આના બરાબર આપણે એમ વન લઈ લીધું છે. આના બરાબર આપણે એમ ટુ લઈ લીધું છે. ready? તો એમ વન બરાબર એમ છે okay આર વન બરાબર કેટલા છે? એમ ટુ એટલે કેટલા છે એટલે કે ભાઈ એમ ટુ એટલે પાત્રીસ પોઇન્ટ પાંચ એમ છે. અને આર ટુ એટલે કે એક પોઈન્ટ સત્તાવીસ માઇનસ એક્સ છેદમાં શું આવી જાહે એટલે કે એના દળનો સરવાળો. એટલે એમ વત્તા પાત્રીસ પોઇન્ટ પાંચ એમ. ખ્યાલ આવ્યો. તમારે અને સીધે સીધું ગુણાકાર કરીને ઉડાડી દેવું હોય તોય વાંધો નહીં. પણ શું કરે એમાં પહેલા એમ કોમન નીકળી જાય જુઓ ઉપરથી. એમ કોમન નીકળશે અને નીચેથી પણ એમ કોમન નીકળશે. એટલે એમને ઉડાડી દઈએ. પાત્રીસ પોઇન્ટ પાંચ વત્તા એક એટ્લે છત્રીસ પોઇન્ટ પાંચ થાય. પરંતુ ગુણાકારમાં સામે ચોકડી ગુણાકાર આવે એટલે ઝીરો થઈ જાય. બરાબર ફટાફટ કરું છું.

પાત્રીસ પોઇન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ સત્તાવીસ કરો કરો જલ્દી ફટાફટ. પાત્રીસ પોઇન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ સત્તાવીસ બરાબર પિસ્તાળીસ પોઈન્ટ જેરો આઠ છે એટ્લે પિસ્તાળીસ પોઈન્ટ એક લખી નાખું છું. બરાબર? પિસ્તાળીસ પોઈન્ટ એક. પાછું કઈ છે એને દળ બળ. દળ તો ઉડી ગયું એટલે કંઈ આવશે નહીં. પછી પ્લસ માઇનસ માઇનસ પાત્રીસ પોઇન્ટ પાંચ equal to zero થઈ ગયું હવે તમને ખબર છે આ માઇનસ વાળા પદ છે અને સામે લઈ લઈએ અને આ એક્સ અહીંયા એક્સ અહીંયા એક્સ અહીંયા પણ એક્સ આઈ ગયું એટલે બે નો સરવાળો થાય માઇનસ માઇનસ ઊંધો સરવાળો કરવાનો છત્રીસ પોઇન્ટ પાંચ આગળ જાવ તો પ્લસ. છત્રીસ પોઇન્ટ પાંચ X equal to પિસ્તાળીસ પોઈન્ટ એક. હવે અહીંયા આઈ ક્યુબ લખેલું છે. હવે આ સદીશ ના સ્વરૂપમાં લખ્યું છે એટલે સદીશ હા આઈ ક્યુબ ના સ્વરૂપમાં લખ્યું છે. હવે માત્ર મૂલ્યની વાત કરવાની છે. તો આ કેમ ઉતારી દઈશું. તેથી એક્સ બરાબર આને સામે લઈ લેવો તો ક્યાં આવવું જોઈએ છેદમાં. પિસ્તાળીસ પોઈન્ટ એક ભાગ્યા છત્રીસ પોઇન્ટ પાંચ ભાગાકાર કરો તો. અહીંયા છત્રીસ પોઇન્ટ પાંચ. એટલે એક પોઇન્ટ ત્રેવીસ બાવન આવે. બાવન આવે એટ્લે એક પોઈન્ટ ચોવીસ કરનાખું. એક પોઈન્ટ ચોવીસ. એકમ શું છે? તો કે એંગસ્ટ્રોમ. બરાબર અહીંયા કૌંસમાં લખવાનું માત્ર મૂલ્ય. આ શું છે? માત્ર મૂલ્ય. કારણ કે આપણે અહીંયા જો માઇનસ એક્સ નથી લીધું કારણ કે આ માત્ર મૂલ્ય છે. okay ખાલી અંતર ગોતવાનું છે. હવે તમે જુઓ આ જવાબ આવી ગયો. હવે ધ્યાનથી જોજો એક વસ્તુ નોટિસ કરો. મેં કીધું હતું એ નોટિસ કરો કોમન છે ને ખાલી બીજું કંઈ કોમન સેન્સ વાપરવી જરૂરી છે. ભલે, દાખલો ગણવાની ક્યાં જરૂર નહિ પડે પણ કોમનસેન્સ આપણને ખ્યાલ જ હોવો જોઈએ. તો ક્લોરીનનું દળ વધારે તો અહીંથી હોવું જોઈએ તો અહીંયા જવાબમાં આપણે લખવાનું કે હાઇડ્રોજન ના ન્યુક્લિયસ થી દ્રવ્યમાન કેન્દ્ર એક પોઈન્ટ ચોવીસ એંગસ્ટ્રોમ જેટલું દૂર છે. લખી દઉં છું ફરી તમે નહી લખો. okay હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસ થી, દ્રવ્યમાન કેન્દ્ર એક પોઈન્ટ ચોવીસ એંગસ્ટ્રોમ જેટલું દૂર છે. લખી નાખજો હો આળસ નથી કરવાની. અમુક આટલું તો લખવું પડે હા એમનેમ પછી ઘણા લોકો તો શું કરે ખબર આટલી ના લખે. શું ખબર પડે? બસ ગમે એમ જવાબ આવી ગયો અમને એમ લાગે કે ચોરી કરીને લખ્યું. એટલે થોડું ઘણું તો લખવું આળસ નહી કરવાની. તો અહીંયા આપણે મળી ગયું. હું કોમનસેન્સની જે વાત કરતો હતો એટલે આ ટોટલ પચ્ચી છવ્વી હત્યાવી. પોઈન્ટ જીરો ત્રણ એંગ્સ્ટ્રોમ જેટલું. તો અહીંયા થી એકદમ નજીક થયું. જોયું? કીધું હતું ને મેં કારણ કે આનું દળ પાત્રીસ પોઇન્ટ પાંચ ગણું વધારે છે આના કરતા. એટલા માટે ક્લોરીન ની સાવ નજીક આવે. okay બસ હવે ગણી કાઢો. વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું હો. ચાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો સાત પોઈન્ટ ત્રણ શું કે છે? એક બાળક, એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. તે એક લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત કેપિટલ વી ઝડપથી આગળ વધી રહી છે.

દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી હશે? દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? okay હવે ના આ પ્રશ્નને હું તમને સમજાવું છું. ધારો કે, એક સરસ મજાની ટ્રોલી આ રીતની છે અને એ ટ્રોલી ઉપર એક બાળક, સમજજો. બરાબર મને જેવું આવડે એવું દોર્યું. okay અને એ આ ટ્રોલી છે ઈ સરકે છે સપાટી ઉપર okay હવે વિલ રાખો તો ગમી ઈ. એટલે કાંઈ ગણતરીમાં લેવાનું ન હોય. okay અને આ ટ્રોલીનો વેટ વી આપ્યો છે જોકે આગળ આપી દીધો છે. પછી આ છે બહાર ચાલુ કરશે આમથી આમ આમ થી આમ પણ બાળક તો ટ્રોલી ની અંદર છે. ટ્રોલી નો વેટ બદલાતો નથી તો ધ્યાન રાખજો જવાબ કઈ રીતે આપેલા છે તો કે અહીં અહીં

નથી અચળ છે અથવા તો અચળ છે એવું લખો બદલાતો નથી. તેથી તંત્ર એટલે કે બાળક પ્લસ ટ્રોલી તંત્ર પર કોઈ કોઈ બાહ્ય બળ લાગતું નથી. okay તંત્ર કોઈ બાહ્ય બળ લાગતું નથી. જેથી તંત્રના CM એટલે દ્રવ્યમાન કેન્દ્ર પર બાળક ની ગતિની કોઈ અસર થશે નહીં. અને CM નો રેટ અચળ રહે છે કારણકે, બાળકની ગતિ બાળકની ગતિ એ તંત્રનો આંતરિક આંતરિક બળ ગણાશે. okay? આંતરિક બળમાં આંતરિક બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું આંતરિક બળ છે ની કુલ આંતરિક બળ છે એ કેટલું થાય શૂન્ય થશે તો આંતરિક બળ ગણાશે. જે અમ અચળ છે. અચળ રહે છે. તેથી પુરુ? ખ્યાલ આયો શું કહું છું?